લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે સબફોર્મ પેટા ફોર્મ બનાવવું
આ માટે ચાલો આપણા સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનાં ઉદાહરણ સાથે આગળ વધીએ
અને આપણે નીચે આપેલ કેસને ધ્યાનમાં લેશું કેવી રીતે આપણે લાઈબ્રેરીનાં તમામ સભ્યોને યાદીમાં દર્શાવી શકીએ
અને દરેક સભ્ય માટે આપણે ફક્ત એજ પુસ્તકો કેવી રીતે જોઈ શકીએ જે એ સભ્ય દ્વારા હજુ સુધી પાછી અપાયેલ નથી
એક માર્ગ એ છે કે લાઈબ્રેરીનાં તમામ સભ્યોને યાદીમાં દર્શાવતું એક ફોર્મ બનાવવું અને પછી તેના નીચે એક સબફોર્મ બનાવવું એ પુસ્તકોની યાદી દર્શાવવાં માટે જે સભ્ય દ્વારા હજુ સુધી પાછી અપાયેલ નથી
એકવાર આપણે આ ફોર્મ ડીઝાઇન કરી લઈશું તો આપણે ફોર્મ સુધારવાં માટે સમર્થ થઇ જશું
ઉદાહરણ તરીકે જયારે સભ્ય પુસ્તક પાછી આપે છે તો આ માહિતીને આપણે સુધારિત કરી શકીએ છીએ
અને જે ફોર્મ આપણે ડીઝાઇન કરીશું તેનો સ્ક્રીનશોટ નમૂનારૂપે અહીં છે
નોંધ લો કે તે નીચે તળિયે સબફોર્મ પણ બતાવે છે
ચાલો આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ
પાછલાં ટ્યુટોરીયલોમાં આપણે હિસ્ટોરી ઓએફ બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ક્વેરી બનાવી હતી
હવે આપણે આ ક્વેરી અને મેમ્બર્સ ટેબલનો ઉપયોગ આપણું નવું ફોર્મ બનાવવા માટે આધાર તરીકે કરીશું
ચાલો આપણે પહેલા ક્વેરી નામ ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીને આ ક્વેરીને કોપી કરીએ અને પછી ચાલો પાસ્તે ઉપર ક્લિક કરીએ
ક્વેરી નામ માટે પોપ અપ વિન્ડોમાં ચાલો આપણે એક નવું નામ ટાઈપ કરીએ બુક્સ નોટ રિટર્ન્ડ ચાલો આપણે બુક્સ નોટ રિટર્ન્ડ ક્વેરીને એડિટ મોડ ફેરફાર કરી શકાય એવી સ્થિતિમાં ખોલીએ
ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં ચાલો ફક્ત એજ પુસ્તકો બતાવવાં માટે એક ક્રાઈટેરિયન માપદંડ ઉમેરીએ જે ચેક્ડ ઇન થયેલ નથી
આ માટે ચાલો ચેક્ડ ઇન હેઠળ ક્રાઈટેરિયન કોલમમાં ઇક્વલ્સ 0 ટાઈપ કરીએ
અને Enter દબાવીએ
હવે ચાલો ક્વેરીને સંગ્રહિત કરીને વિન્ડો બંધ કરીએ
મુખ્ય બેઝ વિન્ડોમાં ચાલો ડાબી પેનલ પર આવેલ ફોર્મ આઇકોન ઉપર ક્લિક કરીએ અને પછી યુએસઇ વિઝાર્ડ ટીઓ ક્રિએટ ફોર્મ વિકલ્પ ઉપર ક્લિક કરીએ
હવે આપણે પરિચિત ફોર્મ વિઝાર્ડ જોઈએ છીએ
ચાલો આપણું ફોર્મ બનાવવાં માટે ડાબી બાજુએ આવેલ ૮ પગલાઓનું અનુસરણ કરીએ
પગલું ૧ ફિલ્ડ સિલેક્શન માં ચાલો આપણે Table મેમ્બર્સ પસંદ કરીએ
ત્યારબાદ ચાલો તમામ ફીલ્ડો ક્ષેત્રોને જમણી બાજુએ ખસેડીએ
અને ચાલો નેક્સ્ટ બટન દબાવીએ
આપણે પગલું ૨Setup એ સબફોર્મ માં છીએ
તો અહીં ચાલો એડ સબફોર્મ ચેકબોક્સ ટીક કરીએ અને સબફોર્મ બેઝ્ડ ઓન મેન્યુઅલ સિલેક્શન ઓએફ ફિલ્ડ્સ વિકલ્પ પર ક્લિક કરીએ
ચાલો પગલું ૩Add સબફોર્મ ફિલ્ડ્સ પર જઈએ
અહીં આપણે આપણી નવી ક્વેરીને બોલાવીશું જે આપણે થોડીક મીનીટો પહેલા ડીઝાઇન કરી હતી
તો ચાલો ટેબલ્સ ઓર ક્વેરીઝ ડ્રોપડાઉનમાંથી Query બુક્સ નોટ રિટર્ન્ડ પસંદ કરીએ
અને સ્ક્રીન ઉપર બતાવ્યાં પ્રમાણે આપણે પસંદિત ફીલ્ડોને ઉપલબ્ધ યાદીમાંથી જમણી બાજુએ લઇ જશું
નેક્સ્ટ ઉપર ક્લિક કરો
પગલું ૪Get જોઇન્ડ ફિલ્ડ્સ
અહીં ઉપરના બે ડ્રોપડાઉનમાંથી આપણે મેમ્બેરિડ ફીલ્ડ પસંદ કરીશું કારણ કે આજ માત્ર સંબંધિત ફીલ્ડ છે
અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું
પગલું ૫Arrange કન્ટ્રોલ્સ
અહીં આપણે ત્રીજું વિકલ્પ પસંદ કરીશું ડેટા શીટ માહિતી પત્ર ફોર્મ અને સબફોર્મ બંને માટે
અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું
પગલું ૬Set દાતા એન્ટ્રી
અહીં આપણે આ વિકલ્પો ને આ જ પ્રમાણે રાખીશું અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું
પગલું ૭Apply સ્ટાઇલ્સ
ચાલો ભૂખરા રંગને ફોર્મનાં પુષ્ઠભાગ તરીકે પસંદ કરીએ
અને છેલ્લા પગલાં પર જઈએ
પગલું ૮Set નામે
અહીં ચાલો આપણા ફોર્મને વર્ણનાત્મક નામ આપીએ મેમ્બર્સ વ્હો નીડ ટીઓ રિટર્ન બુક્સ અને ચાલો મોડિફાય ફોર્મ વિકલ્પ ઉપર ક્લિક કરીએ કારણ કે આપણે બીજા કેટલાક ફેરફારો કરવા જઈ રહ્યા છીએ
હવે ચાલો ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ
ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં નોંધ લો કે અહીં બે ટેબ્યુલર ડેટા શીટ વિસ્તારો છે
જે ઉપર આવેલ છે તેને ફોર્મ કહેવાય છે અને જે નીચે આવેલ છે તેને સબફોર્મ કહેવાય છે
હવે ચાલો આપણે ફોર્મની ઉપર એક લેબલ ઉમેરીએ
આપણે ટોંચ પર આવેલ ફોર્મ કંટ્રોલ ટૂલબારમાં લાબેલ આઇકોન ઉપર ક્લિક કરીશું અને તેને ફોર્મ પર દોરીશું
લેબલ પર બે વાર ક્લિક કરવાથી તેની પ્રોપર્ટીઝ ખુલશે
અહીં આપણે લેબલ સામે મેમ્બર્સ ઓએફ થે લાઇબ્રેરી ટાઈપ કરીશું અને ફોન્ટ શૈલીને એરિયલ બોલ્ડ અને માપ ૧૨ માં બદલીશું
એજ રીતે સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ચાલો સબફોર્મ ઉપર બીજું લેબલ ઉમેરીએ અને તેને કહેશું લિસ્ટ ઓએફ બુક્સ ટીઓ બે રિટર્ન્ડ બાય થે મેમ્બર પછી સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ચાલો ફોર્મની લંબાઈને ઓછી કરીએ
અને ત્યારબાદ ચાલો ફોર્મમાં નેમ નામ ફીલ્ડની લંબાઈ વધારીએ
એજ રીતે ચાલો સબફોર્મમાં બૂક ટાઈટલ ફીલ્ડને લાંબુ કરીએ
ચાલો અહીં ફોન્ટને એરિયલ બોલ્ડ અને માપ ૮ કરીએ અને ફોર્મ માટે પુષ્ઠભાગ રંગ સફેદ બદલીએ અને સબફોર્મ માટે બ્લૂ ૮
પછી ચાલો મેમ્બેરિડ કોલમ પર જમણું માઉસ બટન ક્લિક કરી અને હાઇડ કોલમ્ન વિકલ્પ પસંદ કરીને તેને છુપાવી દઈએ
સારું આપણે આ કરી ચુક્યાં છીએ
તો ચાલો આપણે ફોર્મ ડીઝાઇન સંગ્રહિત કરીએ અને તેને ચકાસીએ
મુખ્ય બેઝ વિન્ડોમાં ચાલો આપણે મેમ્બર્સ વ્હો નીડ ટીઓ રિટર્ન બુક્સ ફોર્મને તેના પર બે વાર ક્લિક કરીને ખોલીએ
આ છે ફોર્મ
ચાલો સભ્યો દરમ્યાન ઉપર અથવા નીચે એરો વાળું બટનનાં ઉપયોગ દ્વારા બ્રાઉસ કરીએ અથવા ફક્ત વિવિધ સભ્યનાં નામો ઉપર ક્લિક કરીને
નોંધ લો કે નીચે આવેલ સબફોર્મ રીફ્રેશ થાય છે અને જે પુસ્તકો પાછી આપવાની છે તે પ્રદર્શિત કરે છે
સબફોર્મમાં ચાલો કોઈપણ એક રિકોર્ડ નોંધ પસંદ કરીએ અને ચાલો એક્ચ્યુઅલ રિટર્ન દાતે ફીલ્ડમાં 12711 ટાઈપ કરીએ અને ચેકડિન ફીલ્ડ ટીક કરીએ અને Enter દબાવો
ચાલો હવે નીચે આવેલ ફોર્મ નેવિગેશન ટૂલબારમાનાં રીફ્રેશ આઇકોન ઉપર ક્લિક કરીને આપણે ફોર્મને રીફ્રેશ કરીએ
નોંધ લો કે રેકોર્ડ જેમાં આપણે હમણાં જ ફેરફાર કર્યો હતો તે હવે અહીં યાદી થયેલ નથી જેનો અર્થ એ છે કે પુસ્તક પાછી અપાયેલ છે અથવા ચેક્ડ ઇન થયી છે
તો આ છે આપણું ફોર્મ એક સબફોર્મ સાથે
અહીં લીબરઓફીસ બેઝમાં સબફોર્મ બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે સબફોર્મ પેટા ફોર્મ બનાવવું
મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર